ફર્સ્ટ C પ્રોગ્રામ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું C પ્રોગ્રામ કેવી રીતે લખવું તેને કમ્પાઈલ કેવી રીતે કરવું તેને એક્ઝીક્યુટ કેવી રીતે કરવું એ સાથે જ અમે સમજાવીશું કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧૧૦ અને
ઉબુન્ટુ પર G કમ્પાઈલર આવૃત્તિ ૪૫૨ વાપરી રહ્યી છું આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે વિમ અને ગેડિટ એ અમુક એડીટરો છે આ ટ્યુટોરીયલમાં હું ગેડિટ નો ઉપયોગ કરી રહ્યી છું સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો એક ઉદાહરણ દ્વારા ચાલો હું સમજાવું કે C પ્રોગ્રામ કેવી રીતે લખવું તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
ટેક્સ્ટ એડીટર ખોલવા માટે ટર્મિનલની પર ટાઈપ કરો
ગેડિટ સ્પેસ તલ્ક ડોટ cpp સ્પેસ એમ્પરસેન્ડ
પ્રોમ્પ્ટને ખાલી કરવા માટે આપણે વાપરીએ છીએ
નોંધ લો કે દરેક C ફાઈલોનું એક્સટેન્શન cpp રહેશે હવે Enter દબાવો ટેક્સ્ટ એડીટર ખુલી ગયું છે
ચાલો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ
ટાઈપ કરો ડબલ સ્લેશ સ્પેસ માય ફર્સ્ટ C પ્રોગ્રામ
અહીં ડબલ સ્લેશનો ઉપયોગ લાઈનને કમેન્ટ કરવા માટે થાય છે કમેન્ટ એ પ્રોગ્રામનાં પ્રવાહને સમજવા માટે ઉપયોગી નીવડે છે તે દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે ડબલ સ્લેશને એકલ લાઈન કમેન્ટ તરીકે બોલાવાય છે
હવે Enter દબાવો
ટાઈપ કરો હેશ include સ્પેસ ખુલ્લું ખૂણાનું કૌંસ બંધ ખૂણાનું કૌંસ
પહેલા કૌંસને પૂરું કરવું અને ત્યારબાદ તેની અંદર લખવાનું ચાલુ કરવું તે એક સારો પ્રયાસ છે હવે કૌંસની અંદર ટાઈપ કરો આઇઓસ્ટ્રીમ
અહીં આઇઓસ્ટ્રીમ એ હેડર ફાઈલ છે આ ફાઈલ C માં પ્રમાણભૂત ઈનપુટ આઉટપુટની જાહેરાતનો સમાવેશ કરે છે
હવે Enter દબાવો
ટાઈપ કરો યુઝિંગ સ્પેસ નેમસ્પેસ સ્પેસ એસટીડી અને એક અર્ધવિરામ
યુઝિંગ સ્ટેટમેંટ કમ્પાઈલરને સૂચિત કરે છે કે તમે એસટીડી નેમસ્પેસ નો ઉપયોગ કરવા માટે ઈચ્છો છો નેમસ્પેસ નો ઉદ્દેશ નામ અથડામણને ટાળવું છે આ કરાય છે આઇડેન્ટીફાયરોનાં નામને સ્થાનીકરણ કરવાથી તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે નેમસ્પેસ ની અંદર વ્યાખ્યિત કરેલ કંઈપણ તે નેમસ્પેસ નાં સ્કોપમાં હોય છે અહીં એસટીડી એ નેમસ્પેસ છે જેમાં સમગ્ર C લાઈબ્રેરીને ઘોષિત કરવામાં આવી છે
હવે Enter દબાવો
ટાઈપ કરો ઇન્ટ સ્પેસ મેઇન ખુલ્લું કૌંસ બંધ કૌંસ
મેઇન એક વિશેષ ફંક્શન છે તે દર્શાવે છે કે પ્રોગ્રામનું એક્ઝીક્યુશન આ લાઈનથી શરૂ થાય છે
ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે
પેરેન્થીસીસ પછી આવેલ મેઇન વપરાશકર્તાને દર્શાવે છે કે મેઇન એક ફંક્શન છે
અહીં ઇન્ટ મેઇન ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને ઇન્ટીજર પ્રકારની વેલ્યુ પાછી આપે છે
ડેટા પ્રકારો વિશે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું
મેઇન ફંક્શન વિશે વધુ જાણવા માટે હવે ચાલો આપણે સ્લાઈડ પર જઈએ
દરેક પ્રોગ્રામ પાસે એક મેઇન ફંક્શન હોવું જોઈએ મેઇન ફંક્શન એક કરતા વધારે ન હોવા જોઈએ અન્યથા કમ્પાઈલર પ્રોગ્રામની શરૂઆતની જગ્યા મેળવી શકતું નથી કૌંસની ખાલી જોડી દર્શાવે છે કે મેઇન આર્ગ્યુંમેંટ ધરાવતું નથી આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે
હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
enter દબાવો
ખુલ્લો છગડીયો કૌંસ ટાઈપ કરો ખુલ્લો છગડીયો કૌંસ મેઇન ફંક્શનનાં શરૂઆતને માર્ક કરે છે
ત્યારબાદ બંધ છગડીયો કૌંસ ટાઈપ કરો બંધ છગડીયો કૌંસ મેઇન ફંક્શનની સમાપ્તિ દર્શાવે છે
હવે કૌંસની અંદર enter બે વાર દબાવો કર્સરને એક લાઈન ઉપર ખસેડો
વચ્ચે વચ્ચે કાપા રાખવાથી કોડ વાંચવાનું સરળ બને છે તે એરરોનાં સ્થાનને ઝડપથી શોધવા માટે પણ મદદ કરે છે તો ચાલો અહીં સ્પેસ આપીએ
અને ટાઈપ કરો કાઉટ સ્પેસ બે ખુલ્લા ખૂણાનાં કૌંસ અહીં કાઉટ એ આઉટપુટને ટર્મિનલ પર પ્રીંટ કરવા માટેનું એક પ્રમાણભૂત C ફંક્શન છે
હવે કૌંસ પછીથી બે અવતરણમાં ટાઈપ કરો કાઉટ ફંક્શનમાં બે અવતરણની અંદર આવેલ કંઈપણ લખાણ એ પ્રીંટ થશે
હવે અવતરણમાં ટાઈપ કરો તલ્ક ટીઓ એ ટીચર બેકસ્લેશ n
અહીં n એ નવી લાઈનનું પ્રતિક છે પરિણામ સ્વરૂપે કાઉટ ફંક્શનનાં એક્ઝીક્યુશન બાદ કર્સર નવી લાઈન પર ખસે છે
દરેક C સ્ટેટમેંટનો અર્ધવિરામ દ્વારા અંત થવો જોઈએ એટલા માટે તેને આ લાઈનની અંતમાં ટાઈપ કરો
અર્ધવિરામ એક સ્ટેટમેંટ ટર્મીનેટર તરીકે વર્તે છે
હવે Enter દબાવો
અહીં સ્પેસ આપો અને ટાઈપ કરો રિટર્ન સ્પેસ 0 અને અર્ધવિરામ
આ સ્ટેટમેંટ ઇન્ટીજર શૂન્ય પાછું આપે છે આ ફંક્શન માટે ઇન્ટીજર પાછું આવવું જોઈએ કારણ કે ફંક્શન પ્રકાર ઇન્ટ છે
રિટર્ન સ્ટેટમેંટ એક્ઝીક્યુટેબલ સ્ટેટમેંટની સમાપ્તિ માર્ક કરે છે આપણે રીટર્ન વેલ્યુઓ વિશે વધુ બીજા ટ્યુટોરીયલમાં શીખીશું
હવે ફાઈલને સંગ્રહવા માટે સવે બટન પર ક્લિક કરો ફાઈલને વારંવાર સંગ્રહિત કરવું એ એક સારી આદત છે આ તમને ઓચિંતા પાવર નિષ્ફળતાઓમાંથી બચાવશે એજ રીતે તમને એ કિસ્સામાં પણ મદદરૂપ નીવડશે જયારે એપ્લીકેશન ખોરવાઈ ગયી હોય
ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ
ટર્મિનલ પર પાછા આવીએ ટાઈપ કરો g સ્પેસ talkસીપીપી સ્પેસ હાયફન o સ્પેસ આઉટપુટ
અહીં g એ C પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ઉપયોગમાં આવનાર કમ્પાઈલર છે talkસીપીપી એ આપણા ફાઈલનું નામ છે હાયફ્ન ઓ આઉટપુટ દર્શાવે છે કે એક્ઝીક્યુટેબલ આઉટપુટ ફાઈલ પર જવું જોઈએ
હવે enter દબાવો આપણે જોઈએ છીએ કે પ્રોગ્રામ કમ્પાઈલ થઇ ગયું છે
એલએસ lrt દબાવવાથી આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ એ છેલ્લી બનનારી ફાઈલ છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ ટાઈપ કરો output ડોટ સ્લેશ આઉટપુટ અને Enter દબાવો
અહીં આઉટપુટTalk ટીઓ એ ટીચર રીતે દેખાય છે
હવે ચાલો સામાન્ય એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ એડીટર પર પાછા જઈએ
માની લો કે અહીં જો આપણે ભૂલી જઈએ છીએ
હવે ફાઈલને સંગ્રહિત કરો
ચાલો એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવીએ હવે જે કમાંડ આપણે પહેલા વાપર્યો હતો એજ વાપરીને પ્રોગ્રામ કમ્પાઈલ અને રન કરીએ
આપણે એરર જોઈએ છે
આપણે જોઈએ છીએ કે આપણી talkસીપીપી ફાઈલમાં લાઈન ક્રમાંક ૭ માં એક એરર છે જે ઈનપુટનાં અંતમાં અહીં છગડીયો કૌંસ અપેક્ષિત હતો
હવે ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ
જેવું કે મેં પહેલા બતાવ્યું હતું કે બંધ છગડીયો કૌંસ મેઇન ફંક્શનની સમાપ્તિ માર્ક કરે છે એટલા માટે અહીં ફરીથી કૌંસ દાખલ કરો હવે ફાઈલને સંગ્રહિત કરો
ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ અપ એરો કીનાં ઉપયોગથી તમે પહેલાનાં દાખલ કરેલ આદેશોને બોલાવી શકો છો જેવું કે મેં હમણાં કર્યું
હા આ કામ કરી રહ્યું છે
હું તમને બીજો એક સામાન્ય એરર બતાવીશ ચાલો આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા જઈએ
હવે ધારો કે અહીં આપણે એસટીડી ભૂલી જઈએ છીએ
ચાલો ફાઈલને સંગ્રહિત કરો આપણા ટર્મિનલ પર પાછા આવીએ
ચાલો કમ્પાઈલ કરીએ
આપણે જોઈ શકીએ છીએ કે આપણી talkસીપીપી ફાઈલમાં લાઈન ક્રમાંક ૩ અને લાઈન ક્રમાંક ૬ માં એરર છે જે અર્ધવિરામ પહેલા આઇડેન્ટીફાયરને અપેક્ષા રાખતું હતું અને કાઉટ આ સ્કોપમાં ઘોષિત કરાયું નથી
જયારે કે કાઉટ એ પ્રમાણભૂત C લાઈબ્રેરી ફંક્શન છે અને સમગ્ર C લાઈબ્રેરી ફંક્શન એસટીડી નેમસ્પેસ અંતર્ગત વ્યાખ્યિત થયા છે એટલા માટે તે એરર આપી રહ્યું છે
એરર સુધાર કરીએ આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ ટાઈપ કરો એસટીડી
ચાલો તેને સંગ્રહીએ
ચાલો તેને ફરીથી કમ્પાઈલ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
એસાઈનમેંટ તરીકે તમારા નામ અને શહેરને પ્રીંટ કરતુ એક પ્રોગ્રામ લખો આ ટ્યુટોરીયલમાં અમે એકલ લાઈન કમેન્ટ વાપરી હતી હવે જરા એક કરતા વધુ લાઈન કમેન્ટ આપવાનો પ્રયાસ કરો નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
spoken tutorialorg What is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર